તો પાક જઓરો મુખટોસ તૃષા નાકમાંથી પીળા વર્ણનો સ્ત્રાવ થાય છે કફત પ્રતિસાય કાસ સરૂચી નાક અને મુખથી ઘટે કફનો સ્ત્રાવ થાય છે નાક સ્ત્રાવમાં અત્યંત ગંધ ઉતપન્ન થાય છે સન્નિપાટસનીના લક્ષણ તીવ્ર વેદના કષ્ટ પીનસ અને પ્રતિસય રોગોમાં સર્વ દોષોના લક્ષણો ઉત્પન્ન થાય છે દુસ્તપ્રતિસાય પ્રતિસાયમાં આહારનું સેવન કરવાથી ચીકીત્સા ના કરવાથી ઉપેક્ષા કરવાથી સર્વ પ્રતિસાય વૃદ્ધ પામીને દુષ્ટ પ્રતિસાય રોગ ધારણ કરે છે તુજજ જનીય રોગો દુષ્ટ પ્રતિસાય સિતસવતું નાસાકોશ નાસાપ્રતિના નાસાપરિસત્રાવ પ્રતિના સાપીનસ નાસાપાક નાસાકોસ નાસાબુધકુર્ય રક્ત પીડિત અર્ણ નેત્રના રોગો ખાલી તિયારરોગ તૃષ્ણા પગ જર પંચ રક્તપિતને જે વગેરે ઉતપન્ન થાય છે દુસ્તપ્રતિસન પ્રતિસન ઉપેક્ષા કરવાથી નસાસરોગ પેટ માં તકલીફ એ જ થવાથી નાકના પ્રહારથી નાસિકા નાસાના પરિકરા નસાસુર અને તપકયુક્ત બને છે

નસિકાને છેને ભીની થવી અને બંધ થવી સૂકવી સ્વસમાં દુર્ગંધ બંધનું નાશ થવું જે લોકો ને પગ નથી તે કીડીમ એટલે કે જે purpose છે તે જેને પગ નથી તે પણ પહાણને પોતે ચડી શકે છે. તેની વાક્યરચના આ રીતે છે, હુકમ કરીતી વાચાલમ યત કૃપા તમઃ વંદે પરમાનંદ માધવમ,

એક નીતિના અડગ આત્મવિશ્વાસ ને વ્યક્ત કરતું રેખાચિત્ર છે કે આપણામાં રહેલું આત્મવિશ્વાસ એને, એક સરખી જગ્યાએ એક જ સ્થિર કરતુ આ રેખાચિત્ર છે અરુણિમા નામ રાષ્ટ્રકક્ષાની Vollyball ખેલાડીને લૂંટારાઓ રાત્રે, Train માંથી ફેંકી દેછે અને તે આવતી train નીચે એના પગ કપાઈ જાય છે આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર પોતાના પગનું, Anesthesia વગર operation કરાવે છે વિકટ એટલે મુશ્કેલ પરિસ્થિતિમાં વિમુક્ષ કરવાની દવા અથવા injection હોય છે તે, એના વગર પોતે operation કરાવે છે એટલું જ નહીં એક ક્ષણે એ Everest સર કરવાનું સ્વપન સીવે છે સૌથી ઊંચામાં ઊંચો પર્વત Mount Everest પાર કરવાનું એના ઉપર ચઢવાનું એક સપનું જુએ છે તે યુવતીના આત્મવિશ્વાસની આ ચરમશીમાં છે.

પણ સર કરે છે અને જાણે કે વિભાસિત ને સાર્થક કરે છે કે એ પોતે તેનાં પગની એક પગ કપાઈ ગયો છે. અને તેનાથી એ પોતે પોતાની પગની પોતાના પગની એક અલગ જ રીતે પોતાની દેખાડવાના બદલે તે છે એ એને એક, પોતાનું હથિયાર બનાવે છે એટલે પોતાના આત્મવિશ્વાસ રાખે છે કે એ મહાન પર્વતને પણ સર કરી શકે છે. આપણે કહીએ ને કે મન હોય તો માંડવે જવાય બરેલી district hospital staff માં દોડધામ મચી ગઈ હતી અરુણિમા નામની છોકરીનું પગનું operation કરાવવાનું હતું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટેની વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા Anesthesia અરુણીમાંએ અર્ધભાન અવસ્થામાં એટલે કે અડધી ભાન અવસ્થામાં અડધા હોશ માં આ અંગેની ચર્ચા સાંભળી પણ એ doctor ને હિંમત, કરીને કહ્યું Sir જી મારો પગ કપાયો હું આખી રાત railway track ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી વેદના એટલે કે પીડા, તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ એવી અડગતા જોઈને doctor અને nurse આભા બની ગયા એ પણ વિચારમાં પડી ગયા, કે આ તે શું થઈ ગયું છે કે એ છોકરીમાં આટલી બધી હિંમત એમની માનવતા જાગી ઉઠી Hospital ના doctor અને pharmacist રક્તદાન કર્યું.

ભયંકર વેદના પરિસ્થિતિમાં તેનો પગ અલગ કરાયો મુશ્કેલી ભરી, એ પીડા નુ સ્મરણ આજે પણ એના રૂવાડા ઉભા કરી દે છે એ જે દર્દ હતું એ જે દુઃખ હતું એ એને આજે પણ સ્મરણ એટલે કે યાદ આવ્યું જ્યારે એના, રુવાડા ઉભા થઈ જાય છે બે હજાર એકવીસ ની અગિયાર એપ્રિલએ અરુણિમા CIFF માં જોડાવા માટે interview આપવા, પદ્માવત Express એટલે લખનવ થી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશ હોય એની ગળાની ચેન ખેંચવા પ્રયત્ન કર્યો પ્રયાસ કર્યો. ડબામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ના કર્યો કોઈએ ત્યાં એમ ના કહ્યું કે આ છોકરીને આપણે બચાવીએ. કોઈએ એમને અટકાવ્યા નહીં કોઈએ એમને રોક્યા નહીં અને volleyball ની રાષ્ટ્ર કક્ષાની રમતવી રહેલી અરુણિમાએ આવી લડત આપી. એ જજુમી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને train બહાર ફેંકી દીધી તેના દુરભાગ્યે એ જ વખતે, સામેથી બીજી train પસાર થઈ અને એના ઉજવળ ભાવીને ઉજવળ ભવિષ્યને રજળતી ગઈ. અરુણિમા નો ડાબો પગ train નીચે કપાઈ લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદ એ આવ્યું નહીં.

કાળ એટલે કે સમયમાં તેની મદદે કોઈ આવ્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માસની મિજબાની માળવા ગીધડો આવ્યા મિજબાની એટલે ભોજન માટે જે દાવત હોય ને તે, માળવા એટલે કે એનો test લેવા માટે એનો સ્વાદ લેવા માટે આવ્યા. અરુણિમા નો ડાબો પગ માત્ર ચામડીથી લટકતો હતો એ ખાલી ~ ખાલીને એમાં ચામડી જ હતી હવે માસ હતું નહીં જમણા પગના હાડકાના બંને ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી એ ચીસો પાડતી સહન કરતી રડતી પડી હતી સવાર માં તેનું ગરેલું hospital લઈ જવામાં આવી અને ત્યાંના, તાત્કાલિક operation પછી એને દિલ્હીની એમ્સ Hospital માં ખસેડવામાં આવી વિચારો કે તે રાષ્ટ્ર કક્ષાની volleyball player ને પણ કોઈએ મદદ કરી નહીં. તેની લાંબી સારવાર પછી તેને થોડી સ્વચ્છતા મેળવી જ્યારે તેને સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પ્રાથમિક ન હતી.

અરુણિમા પાશે ટીકીટ ન હતી એટલા માટે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને એટલા માટે આવું બન્યું એના પરિવારે તમામ અફવાઓ એટલે કે ખોટી વાતોનો, ખંડન કર્યું કે એમણે કહ્યું કે ના આવું કંઈ છે જ નહીં પણ કોઈએ ના માન્યું સત્ય તો સમયની અરેણે જ ઓળખાય છે કે સત્ય છે,

કે જોઈ આપણે કોઈ વસ્તુને ચાહિયે એના પ્રત્યે પ્રેમ રાખીએ તો રસ્તો એની જાતે જાતે મળી જશે તે ન્યાય તેનાં Hospital ની પથારીમાં જ નક્કી કર્યું હતું. કે હું પર્વતારોહણ કરીશ કે હું પર્વતની ઉપર આરોહણ કરીશ પર્વત plus આરોહણ કરીશ.

કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણે છે કે કરી જ ના શકે શક્ય જ નથી. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટે જે માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો હતા. કપરા એટલે કે મુશ્કેલ પ્રશ્નો છે તે તેની સામે હતા કે પર્વતારોહણ માટે એને guidance જોઈએ માર્ગદર્શન જોઈએ. અને training જોઈએ એટલે કે તાલીમ પણ લેવી પડે પણ એની પાસે કોઈ આર્થિક સહાય ન હતી. લોકોએ એનો એને એનું સંકલ્પ પડતો મૂકવાનું સમજાવ્યું. અને કહ્યું તારો એક પગ તો કપાઈ ચૂક્યો છે બીજામાં Road છે Road એટલે કે ત્યાં એક પ્રકારનો સળીયો મુકેલો છે કરોડરજ્જુમાં તિરાડો છે. તું સાજી થાય પછી કોઈ નોકરી કરજે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડગ આત્મવિશ્વાસ નહીં. તો એણે જે મજબૂતાઈ થી પોતાનામાં વિશ્વાસ દેખાડ્યો હતો એ દેખાતો ન હતો અરુણીમાં નું આ દુર્ગમ લખન એને આજે,

અરુણિમા ના પરિવારે એને પ્રેમથી સંભાળી અને અડગ મનોબળે એને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણ સાથે તે પથારીમાંથી, પડી રહેવા માંગતી ન હતી તે ઓગણીસો ને પીન્ચ્યાસી માં Everest સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બજેન્દ્રી પાલ પાસે પહોંચી. તેમણે અરુણિમા ના નિશ્ચયની અડગતા જોઈ એક પાકા પાયાની મનમાં નિશ્ચય કરી લીધું છે કે ના હું પણ આ જ રીતે everest ને સર કરીશ.

તેને તેના હૃદયમાં તો જીતે જ લીધો હતો ત્યાં પહોંચી જ ચૂકી હતી માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચઢવાનું મૂક્યું છે જગત એટલે કે દુનિયા, દુનિયાને બતાવવા માટે હજી એને આ ચઢાણ છે એ કરવાનું બાકી હતું બજેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી હતી રાહ જોતી હતી બજેન્દ્રી પાલ madam એ સમજાવ્યું હતું અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે everest સર કરી લીધું છે પણ તું સાબિત કરકે તું આવા શરીરે everest સર કરી શકીશ કે તારું જે વિચારસરણી છે તારું, તારા શબ્દની તો તે everest ને તો સર કરી જ લીધો છે પણ આ શરીર સાથે તારી સાબિત કરવાનું છે અને એ મંડી પડી એનામાં એક લગ્ન હતી. કે તે એ continue એ કરવા માટે તે ઊભી થઈ હતી પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એકસાથે નીકળ્યાં પણ અરુણિમા ને, સલાહ મળતી હોય તો ધીમે ધીમે આવે એટલે ધીરે ધીરે આવ કે અકળાતી અને વધુ મહેનત થતી. આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌની પહેલે પહોંચતી લોકો એને પૂછતા અરુણિમા કહી તો કે તું ખાય છે શું? એટલે કે,

તે Everest ને આમ ક્ષણ moment આવી પહોંચી તે everest ને આમ જ પહોંચી એણે ત્યાં પહોંચવા તે પોતે તૈયાર થઈ. પરંતુ વીડગણાઓ ડગલે ને પગલે હતી જે મુશ્કેલીઓ છે એ ડગલેને પગલે હતી. કંઈ બી કસોટી સમજાવવાની આવી, એક બાય જણાવ્યું જાણ્યું કે અરુણિમા ના અરુણિમા નો કુત્રિમ પગ છે તેના પગ છે તે artificial છે original નથી તો તેણે કહી દીધું. કે એ તેને નહીં લઈ જઈ શકે ફેરફારને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો એટલે કે હા ના નહીં લઈ જાઉં તેવું તે કરતો હતો. ખૂબ સમજણ અંતે તે રાજી થયો તે ખુશ થયો કે ચાલો હવે હું તને લઈ જઈશ. બર્ફીલા પહાડો વચ્ચેથી તેને everest તરફ પ્રયાણ,

આગળ ચલાતું નહીં પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી આગળ વધતા આ માર્ગે તેણે, અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયુ તે કંપી ઉઠી તેણે મનોમંથન કર્યું મનમાં ને મનમાં તેણે વિચાર કર્યો. અને વૃદ્ધ સાહસવીરો ને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી તમારા બધા જ વતી Everest સર કરીશ. તે જીવતી પાછી આવીશ તેનું દરેક ડગલું જાણે પડકાર હતું કે રસ્તામાં જાણે પડકાર હતું કે રસ્તામાં છે એ ઘણા બધા પર્વતારોહકો છે. એ ત્યાં મૃત્યુ પણ પામ્યા હતા કારણ કે કડ -કડતી ઠંડી જોઈ પગ છે એની અંદર છે એ જમી જતા હોય છે લોહી છે એ જમી જતું હોય કોઈપણ સામાન્ય વ્યક્તિ છે એ ત્યાં, આવી અવસ્થામાં જીવીત ના રહી શકે તે સમયે કુત્રિમ પગ લઈને અરુણિમાએ ત્યાં મનોમન એને વચન આપ્યું કે ઓ તમે ચિંતા ના કરશો હું તમે તમારા બધા વતી Everest છે એ હું પહાડને ચઢાઈ કરીને બતાવીશ અને જીવતી પાછી આવીશ. અનેક પડકારો સામે જજુમતી અરુણિમા Mount Everest પાસેની એક place છે ત્યાંથી Everest પહોચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી. કે અરુણિમા નો bottle નો oxygen પૂરો થઈ ગયો છે પૂરો થઈ ગયો છે કે જે oxygen cylinder જોઈ એમાં રહેલું oxygen છે એ પૂરું થવાની તૈયારીમાં છે. અને તેણે પાછા ફરવું જોઈએ જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે તેણે પાછું ફરવું જોઈએ અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી, કે જે સોના જેવી તક છે ફરી મળતી નથી એ સમય ફરી મળતો નથી એ જગ્યામાં ફરી આપડે જઈ શકીએ કે નહીં તે કોઈને

જે આપડે છેલ્લું decision કહીએ છીએ આપણે તે આપને જ લેવાનું હોય છે ત્યારે વિચારવું કે એક એક ડગ એક એક જે આપણી અહીંયા સુધી પહોંચી છું. એની પડે એની ક્ષણે પાછળ નજર કરી એક કદમ આગળ માંડ જે રસ્તો આપો -આપ બની જશે. અને તેણે જીવનનું જોખમ ખેડવાનું સંકલ્પ કર્યો તેને એવો નિશ્ચય કર્યો કે હું આ જીવનમાં આ જોખમ છે આ જિંદગીના જોખમે પણ, આગળ વધીશ એક ડગલું આગળ મૂક્યું દોડ કલ્લાક કલાક પછી તે Everest ની ટોચે પહોંચી હતી અશક્ય એવી મંઝિલ પર હતી શક્ય ન હોય તેવા રસ્તા પરથી, તે ખૂબ ખુશ હતી આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી,

દુનિયાને બતાવવા માંગતી હતી કે હું ભલે વિકલાંગ છું મારે એક પગ નથી હું ભલે middle class family થી belong કરું છું પણ middle class વાળા,

ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે તે હાર માની જાય છે કે હાર પોતે માની લે છે કે હવે હું હારી ગયો છું પ્રયત્ન છોડી દે છે પ્રયાસ છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવવાનો હોય છે અગિયાર એપ્રિલ બે હજાર અગિયાર ના અરુણિમાને અકસ્માત થયો હતો. એકવીસ મે બે હજાર તેર ના દિવસે કેવી રીતે મજબૂત મનોબળથી મનના મનથી કે મનની હિંમતથી, સખત પરિશ્રમથી સખત મહેનતથી. Everest આરોહણને તેનું જીવનધેય્ય બનાવી દીધું હતું સફળતા એનું જીવન બની ચૂક્યું હતું. જીવનનું એક જ લક્ષ્ય હતું. કે મારે Mount Everest સર કરવો છે Everest ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે video shooting પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો કે સમય ફટાફટ જતો હતો એનો oxygen પૂરો થઈ રહ્યો હતો શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતા હતા. તે ક્રોધમાં આવી જતા હતા કે હવે તારો oxygen oxygen છે તે પૂરો થવા આવ્યો છે અરુણીમાં ને પોતાને પણ આ ખ્યાલ હતો કે તે પોતે પણ કદાચ જીવતી નહીં રહી શકે.

કે જે મુશ્કેલીઓ આવે છે એને પોતે સામે લડતા શીખી શકે આઠ હજાર આઠસો ને ઓગણપચાસની ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દે તે ધ્રુજાવી ઠંડીમાં, એનો આ દ્રઢ સાચો પડી શકે તેમ હતો અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી હતી ત્યાં જ તેનું oxygen ખલાસ થઈ ગયો હતો એટલે કે પૂરો થઈ ગયો હતો. તે નીચે ઢળી પડી શેરપા એને હિંમત આપતો હતો એનામાં તાકાત જ નથી એનામાં કોઈ શક્તિ જ નથી કારણ કે હવે તો oxygen પણ પૂરો થઈ ગયો છે. કહેવત છે કે હિંમતથી મર્દા તો મદદ એ ખુદા કે જો તમારામાં હિંમત હોય તો ભગવાન પણ તમને એ મદદ કરવા આવી શકે છે ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક British પર્વતારોહક ચડતો હતો તેની પાસે oxygen ના બે બાટલા હતા તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને તેમાં,

oxygen નું cylinder મળ્યું oxygen વાયુ અરુણિમા ને આઠ હજાર આઠસો ને ઓગણપચાસ ની ફૂટની ઊંચાઈ પર નવજીવન, કે એને ત્યારે નવું જીવન નવજીવન મળ્યું કે એને ત્યારે નવું જીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે જે મહેનત કરે છે ભાગ્ય એટલે કે જે આપણા નસીબમાં લખાયેલું હોય છે. હાર માનતા નથી અને લોખંડી મનોબળ થી પરિસ્થિતિ સામે જજુમે છે હવે અરુણિમા પરત ફરવા માંડી પરત એટલે કે પાછા ફરવા માંડી. ત્યાં જ એનો કુત્રિમ પગ નીકળી ગયો તે ઘસડાતી ઘસડાતી ઉતરતી રહી એમ ચાર થી સમિત પાંત્રીસો ફૂટના અંતરે છે. જે અંતર કાપતાં બીજાને સોળ થી સત્તર કલાક થાય તે માટે અરુણિમા ને ચોવીસ કલાક થયા એટલા થયા હતા. જામી ગયા હતા. કેમકે, બરફ જ એટલો બધો હતો હાથમાંથી લોહી નીકળવું શરૂ થઈ ગયું છતાં પડતી ઉઠતી રડતી જજુમતી તે નીચે આવી. જેના હેમ ખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી હેમ ખેમ એટલે કે બરોબર, સારી રીતે તે અરુણિમા ને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઊઠ્યા અને સૌવે અને અભિનંદન આપ્યા. congratulation કીધું માનવીએ, નદીઓને નાથી છે, પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે માનવી ધારે તે પામે છે.

કે માનવી છે તે ધારે ને તો નદીઓને પણ એના પાણી પણ ફેરવી શકે છે પર્વતોને પણ વિંધી શકે છે સાગરના પેટાડ પણ ખોલી શકે છે અને રણને પણ, સરસ મજાના લીલાછમ વનમાં ફેરવી શકે છે માનવી ધારે તે કરી શકે છે પણ ધારવું અને એની પાછળ જજુમવું એ અગત્યનું હોય છે. એની પાછળ મહેનત કરવી એ પણ અગત્યનું છે કે ધારીને આપણે બેસી નથી રહેવાનું પરંતુ એ ધાર્યા પછી એને કરવા માટે એને સતત પ્રયત્ન કરવાનું છે. અરુણિમા એશિયાનું Everest સર કર્યું આફ્રિકાનું કિલ્લાનું કીલીમાન ઝારો, યુરોપનો એલ્પ્બુર્ઝ સર કર્યું છે પરંતુ હજી એ એનાં કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી જરા પણ એને થાક લાગતો નથી હાલતી નથી હાર એને આવતી નથી નવા શિખરો સર કરી રહી છે તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંગા હે સમુદ્રકો અભી તો પુરા આસમાન બાકી હૈ કે હમણાં અભી એટલે હમણાં કે હમણાં હમણાં તો મેં હજી,

અને આ એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે જે મહેનત કરે છે ભાગ્ય એટલે કે જે આપણા નસીબમાં લખાયેલું હોય છે તે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સાથે સામે જજુમે છે હવે અરુણિમા પરત ફરવા માંડી પરત એટલે કે પાછા ફરવા માંડી. ત્યાં જ એનો કુત્રિમ પગ નીકળી ગયો તે એક ઘસડાતી ઘસડાતી ઉતરતી રહી કેમ ચાર થી સામે પાંત્રીસો ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને સોળ થી સત્તર કલાક થાય તે માટે અરુણિમા ની ચોવીસ કલાક થયા તે થયા હતા. જામી ગયા હતા કેમકે, બરફ જ એટલો બધો હતો હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું છતાં પણ તે ઉઠતી રડતી જજુમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી હેમખેમ એટલે કે બરોબર. સારી રીતે તે અરુણિમા ને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા congratulation કીધુ માનવીએ, નદીઓને નાથી છે, અને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાડ પૂર્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે. પણ ધારવું અને એના માટે જજુમવું અગત્યનું છે અરુણિમા નું જીવન એનું ઉત્તમ ઉદાહરણ ચાલુતો જુટહલા કારો ભાયલા ધણીની ધરમારી તેની શોધ કરી જાણ નમતી હતી આવતા જન્મની આશા તેઓ કોઈ કોઈ કાર્ય ફરકતો હતો અંધ કાર્યના દિવસો હતા એવી નમકીન સાંજને ટાણે આંબળા ગામના ચોર ઉપર ઠાકરની આરતીની વાત જોવાય છે. નાના અડધા નાગાપૂંગાં છોકરાઓની હઠ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચળકતી કાતરની ઝાલેલા ઝૂલે છે ને કોઈ મોટા નગારા જેવી ચળકતી કાતરની ઝાલરો ઝૂલે છે. ને કોઈ મોટા નાગડા ઉપર દાંડીનો ઘા કવાની વાટ જોવે છે કાતરની અપડેક ગામડી ઉપર બાંધી ને ઘા કરવાની વાત છે. ટોપરાની બબે કચરો અને તુલસીના પાનની સુગન્ધ વાડા મીઠા ચરણા મૃતની અદકેડ અંજલિ વહેચાસે તેની આશાએ મીઠા ચરણા મૃત અડખે વહેંચાશે તેની આશાએ આ ભોલક નાચી રહ્યા છે

ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપો આપ ઊંડે જાય એવી સાંજ નમે છે. આમ તો સન્ધ્યા જરાય ખીલી નથી એક જાણે સન્ધ્યા ના ખીલી હોય એ મોટું દુખ હોય તેને હથ વેય ઈન્દ્રી સમ્ભળાવ્યુ દરસયુદ્ધ જાણે પડી જાય છે બીજાએ અસવસમાં ઉમેરો કર્યો પડજગુ રસયુ હવે પડજગુ માં તુળસી નથી ભાઈ ત્યાંથી કોઈ ત્રીજો બોલ્યો

અ સ્ત્રીના માથા ઉપર મોટું એક મોટું પોટલું છે. પુરુષતો એકેય એકેય વર્તાય વળી જતા નથી પણ બધા સાથે સાથે મળીને રહે છે તેઓ માં તો રજપૂતાણી ઓન પગની વતી ઉપર્થીને ઘેરદાર લેણદાર લખે તેનું ઓઢણા ઉપરથી અછતી નહતી રામ પાંચેય જવાબ દઈને મુસાફર જપ્ત આગળ ચાલ્યા પાછળ પોતાની પેલીને ઢાંકતી દ્વારા આશ્રમ ચાલી જાય છે એક બીજાના મોં સામે જોઈને ડાયરાના માણસે કાદવ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જવું છે આધોરક જવાબ મળ્યો તો તો ભાઈ અહીજ રાત રોકાઈને જાવને આ કેમ કરવી પડે છે બા મુસાફરે વેમ્યને અવાજ પતાવ્યો બીજુતો કાઈનઈ અસર ઘણું થઇ ગયું છે ને વળી ભેળા થાઈ માણસ છે. તો અંધારાનું ખાઈ જોખમ શીખ ખેડવું વળી અહીં ભણે ખપી વાત છે કહું જઇયે છીએ માટે રોકાઈ જાવ તા

ટાણું કરનારા ગામલોકોને મહે જખવાનું કહી ગયા કોઈએ કહ્યુકે ભીખ મરવાળો એને રજપૂતને રજપૂતાણાની ચાલીની પડ્યા ઝગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવશ આથમી ગયો છે એટલે આધે થી ઠાકરજની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળીહોય એમ દૂર દૂર ના ગામડાના જૂંડમાં દિવા તબકવા લાગ્યા અંધારે જાણે કઈ દેખાતા હોય અને વાચા વાપરીને એ દુથોલાની વાત સમજવા મથતા હોય તેમ પાદરના કુતરા ભસી રહ્યા છે મુસાફરોએ ઓચિંતા પછવાડે ભુગોરીયાનો અવાજ સાંભળ્યા ભાઈ પાછળ નજર કરે ત્યાં સુનેસરે હલકારા માટે ટપાલની થેલી મૂકી હાથમાં ધુધરી વાળા ભલું લઈને અડધૂત જુએ ચાલ્યા આવે છે ખંભામાં નવ સમજાવેલો ભાગ આપેલા નયન વાડા ટિંગાય છે. દુનિયાના શુભ અશુભ નો પોટલો ઉંચકીને હલકારા ચાલી નીકળે છે જેતે એટલો સરાફા માણસ તેટલો બધો ફરીન ફરીન મરાવે છે શેરપા ધણીની ધૂંધણીઓની મહિને છ મહિને કાગવાણી કાકડાવાની એવી જાગતી હશે એવી સમજ્યું નહિ કે કશું મોડું થશે તો પગાર કાપાસે એવી બીકથી જેક અલંકારો દોડ્યો જાય છે ભાલાના ધુધરા એની અંધારી એકતાના બેરબુન્દ બન્યા છે

માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનાર અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સવગતભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા બેઉ જણા સીધા ચાલવા લાગ્યા ભાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાળ્યો તારો ભાઈ છાની માનિ ચાલી જાય અને મારા તમે પણ થોડા માણસ ઓળખાતા જાવ એમ કહીને રજપૂતે જતાંરો પકડાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરે પડ્યો એક ખેતર માનું કહેતું રાખીને જતો ચાલવા લાગ્યો

રાજપૂતના મોંમાંથી બેચાર ગાળો નીકળી ગઈ તોનું મ્યાન માંથી તલવાર નીકળી શકી વાત જોઈને બેસેલા આરધના ગામના બાદ પાર ઓલ્યે એની રાંધવા બાંધીને દૂર એ ભાઈ ધરેણા ઉતારવા મનડ લુટેરાયે ભાઈને કહ્યું સરું કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉપરવા પડ્યા લાગ્યા એની ઘાટીલી નમણી પામેલી ખોડિયાની આંખોમાં કાનના ભડકા જગાવ્યા જીવન કોડિયો ફેલાતો જીભને મસ્કરી શરુ કરી ભય શાંત રહી પણ જયારે બોલ્યો એના અંગને ચાળા કરવા નજીક આવા લાગ્યા ત્યારે ઝેરીલી લાગણી જેમ ફૂફાડોમારી રજપૂતાણી સ્થિર થઇ ગઈ અહીંયા પાચડોયે સ્ત્રીના પૂંછડિયે કોળીઓએ અવાજ કર્યો અંધારામાં ભાઈએ આકાશ સામે જોયું ત્યાં ચકાના ધુધરા ધમકાવ્યા એ ચક ભાઈએ ભાઈને ચીસ પડી દોડજે ખબર એલ કોણ છે ત્યાં

પણ જટાને એ ઘડીયે ધા પડાય નહિ ભાઈએ ગુમરાણુ કરી મૂક્યું બીકથી બારીના કોળી ભાગ છૂટિયાં એ પછી તમર ખાઈને પડ્યો ભાઈએ જોઈને પોતાના ધણીને છોડીયો ઉઠીને તરત રજપૂત કહે છે

કામનું કામ કર પણ મારુ મગજ ના ખરાબ કર તારાજેવી કૈક મળી રહેશે કહીને ચણીને ચણો ચણી ચણી કરી રહ્ય જતાના રાત્રે થોડામાં ધણીને રાજપૂતાણી પરોડીયા સુધી અંધારામાં ભોયકાર વધારે બેઠી રહી રખડે ખોડામાં ના બતાવે પાછું એજ recording વાળું બટન દબાવીને પાછું બોલવા લાગવાનું સાંજ જયારે નમવા પડે ત્યારે સાંજે મજા આવી જાય આમળા અને રામ ધરી વચ્ચેના એ નહેરમાં આજ પણ જટાને પડ્યો ને પોતાને પંથે થાય છે ખબરદાર એલ કોણ છે ત્યાં એવો પડકારો કરતો જોડું ચારવાર બેસ બે વખત આવે છે અને બે વખત જાય છે પણ જયદેવને ખબર પડતી નથી પોતાને માથે લાકડીઓને બે માર મારે છે અને પછી લાકડાને તોડી નાખે છે પણ જતાયે પહોંચીને જયદેવને કહ્યું કે જટા જટો ભાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો

શબને ખોળામાં લઇ પોતાની બેઠાડયો બને જણા બળીને રાખ થયા પછી કાયદા ભાઇડાની પતિ સ્ત્રી જેવી કોડ ઉપર સાદ જયારે નમવા પડી ત્યારે ચિંતાના અંધારા ધીરે ધીરે ઝુંબક્તા હતા આંબળા અને રામભારી વચ્ચે ના એ નહેરોમાં આજ પણ જતાનો પાડીને ખેતીનો પંજો હલાય છે. ભારતની એક પ્રાચીન વિદ્યાપીઠો નાલંદા બિહારના પટના જિલ્લામાં વડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા માં નાલંદા વિદ્યાપીઠ નું ખુબ મહત્વ છે આ વિદ્યાપીઠ માં મહાવીર સ્વામી એ ચૌદ ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું પાંચમી સદી માં કુમારગુપ્તે અહીં એક એક વિહાર બંધાવ્યો ત્યાર પછી નાલંદા ની પ્રસિદ્ધિ માં વધારો થયો હતો ત્યાં હસ્તલિખિત ગ્રંથો નો અમૂલ્ય ભંડારો હતા નાલંદા વિશ્વવિદ્યાલય હતું ભારતીય સંસ્કૃતિ નું આ એક તીર્થધામ હતું દેશ પરદેશ થી વિધાર્થીઓ અહીં અભિયાસ કરવા આવતા હતા મહાન મુસાફર હ્યુ એન ત્સાંગ પણ અહીં આવેલ આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલય નાં માત્ર ખંડેરો જ જોવા મળે છે આમ છતાં તે ખંડેરો માં ફરતા ફરતા પણ દેશ ની ભવ્ય સંસ્કૃતિ ની એક ઝાંખી થઈ શકે છે નાલંદા માંથી ભણી ને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ ભારત નાં આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો ઈસુ ની પાંચમી થી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણ નાં સર્વશ્રેષ્ઠ સ્થાને હતું